જિંદગી ભર મજા કરેગા અને એ ચાલી ગયા અમને ગયા પછી મને ખ્યાલ આવ્યો કે કોઈ દેવી પુરુષ છે જે આગે ઇત્ન અને બેઠા બેઠા તૈયાર કર્યે આજી અપડે હેને હોતા પાડીએ ત્યરેહ થી ટાયર થઈ સહસા મૂકી દીધા હતા પણ મળવા જઇસ નથી અને મૂકવાનો પર પિતાય ગયા અને ત્યરેહ હું આપની સજા કોઈ વીસીસ્થા સાધન હું જાતોજ નથી પણ એવી છે કે હું ગયો હતો અને અ અ તેમ કરી નમે તેનો ચક્કર માર લીધો અને I twenty ની research value કાઇજ દાવ અને આ આ અને મૂડ પંજાબ ના હતા પણ છેલ્લા અઢીસો વરસ થી અઢીસો વરસ થી પૈગમ્બર હમ એ સાદો ભાઈ અને ત્યરેહ અને ત્યરેહ તને કહ્યું કે રમતા હતા ત્યરેહ આ લોકો ને કહયું કે હવે મૂકવી પડે છે અને પો પોરી કરવી પડે છે અમે મૂડ પંજાબ ના હતા છેલ્લા અઢીસો વરસ થી અઢીસો વરસ થી અમે સાથે જ રહતા અને

અને ત્યરેહ ગાડી ગઈ અને ત્યરેહ છે ને અમે ત્રણ જણા રિટર્ન આવ્યા અને અને ત્યરેહ તમે એમના વતન અને જન્મ સ્તડ વગરે ની માહિતી પૂછતાં પૂછતાં આજે જવાબ મળ્યો તે આ રહ્યા અમે જે મૂડ પંજાબ ના હતા પણ છેલ્લા અઢીસો વરસ થી અને ત્યારે તેને અને ત્યારે તેને દરબાર નો યાદ આવ્યો ને ત્યરેહ અને ખૂબ મડવાનો અને ત્યરેહ પિતાનું નામ પૈગમ્બર છે અને માતાનું નામ આજે હું તમને સ્થાનાંતર કરતાં પક્ષીઓ વિશે જણાવિશ આશરે બસો વર્ષ પેહલા મે બે હજાર એકવીશ અઠાવનના રોજ દિવસે જર્મની ના જર્મની માં રહેતા પક્ષી નિરીક્ષકો ને એક ચીમની પર સફેદ બગલો દેખાણો વિરોધી દેશો માં આવા ધોળકા સામા નીચે ઘરના છાપરા ની બહાર ડોકાતી ચીમની પર જ માળો બાંધે પણ એ દિવસે જોવા મળેલા ધોળકા ની હાલત ધ્યાન ખેચે તેવી હતી ગર્દન ની આરપાર તીર પરોવેલું હતું આ પક્ષી નું તલભાગ્યે કે તે જ જીવલેણ નહોતું નીવડ્યું જ્યારે પક્ષી નિરીક્ષો ની ખુશકિસ્મતી એ એક સદીયો થયે મુંજવ્યો રસ્ય આખરે પ્રામાણભૂત જવાબ આપ્યો વાત આમ હતી શિયાળા ની ઠંડી મોસમમાં યુરોપ નો ઘણો ખરો અ પક્ષી સમુદાય ચાર મહિના સુધી દેખાતો બંધ થતો તેની ધારવામાં આવેલું કે પક્ષીઑ શિયા શિયાળો ગાળવા માટે દક્ષિણ એ ગરમ પ્રદેશો માં જતાં હોવા જોઈએ ધારણા એ સાચી છે દોસ્તો પુરાવો તો ન હતો ચીમની પર ના જમ પશ્ચિમી ધોળકા એ પુરાવો આપી દીધો ગર્દન માં પરોવાયેલું તીર આફ્રિકી બનાવટ નું હતું ઓગણીસમી સદી ના પૂર્વજો હજી પણ અંધાર્યો ખંડ કહેવાતા આફ્રિ આફ્રિકા ના સીધી વનવાસીઑ શિકાર માટે એવા તીર વાપરતા હતા આથી સાબિત થયું કે યુરોપની ઠંડીને કારણે અને હિમવર્ષા ને લીધે સૌરાસ્ટ્ર ના હાફા પડે માટે ઘણા પક્ષી ઑ ઋતુ પ્રવાસ ખેડી ચાર એક મહિના પૂરતા સાનુકૂળ પર્યાવરણ તર તરફ સ્થાનાંતર કરી જતાં હતા અને ત્યાં જરૂરી ખોરાક તેમણે મળી રહેતો પક્ષીઓના નિષ્ણાતો નું ઋતુ પ્રવાસ ને લગતું અનુમાન સિદ્ધ થ થયું એ તો જાણે પહેલુ surprise હતું નવાઈ ની બીજી વાત એ વખતે નજર સામે આવી કે જ્યારે પક્ષી નિષ્ણાંતો એ આવા પાંખાડા મુસાફરો ના પ્રવાસની પ્રતિવિધિ જાણવા તેમણે પગે ચોક્કસ ઓળખ number કોતરેલી alumen ની વિટી પેહરાવાનું શરૂ કર્યું હજારો કિલોમીટર ની મજા કેળવીને પક્ષી ઑ અગાઉ ના વર્ષે તેને જયા પડાવ નાખ્યો હતો એ જ પ્રદેશ માં જાય પ્રદેશ ના જે વૃક્ષ એ પહોંચે અને વૃક્ષ ની એ જ ડાળી એ માળો બાંધે એવા ઘણા દાખલા જોવા મળ્યાં ભારત ના ખ્યાત નામ પક્ષી સારથિ doctor સલીમ અલી એ જાત અનુભવે દિવાળી પક્ષી નો દાખલો નોંધ્યો હતો આ યાયાવર પક્ષી એ તલગડ પાંચ વર્ષ સુધી તેમના ઘર ની મુલાકાત લીધી આહ દર વર્ષે ત્યાં પોતાની reserve જગ્યાએ જ ધામો નાખ્યો ઋતુ પ્રવાસ ને લગતું છેલ્લું રસપ્રદ દ્રષ્ટાન એ આશા અંગે નોંધવાનું થાય કે જે આપણે ત્યાં કદાચ પહેલી વાર ધ્યાન પર આવ્યું ધ્યાન દોરનાર પક્ષી શાસ્ત્રી નામ નો અંગ્રેજ હતો doctor સલીમ અલી ની જેમ તે પણ ખૂબ પ્રતિસ્થિત એવી bombe national History society નો અગ્રણી સભ્ય હતો તેને ઋતુ પ્રવાસ થી સાર્થક નું વર્ષો વર્ષ નિરીક્ષણ કર્યું અને dairy માં તેની વ્યવસ્થિત નોંધ રાખી વિશ્લેષણ બાદ જોયું કે આફ્રિકા ની માંથી ચાતક નું આગમન થાય તેની પાછળ ને પાછળ ચોમાસું પણ ભારત આવી પોહચતુ હતું ચાતક ને આવવામાં વિલંબ થાય તો તો લગભગ એટલા જ સમય જેટલું વિલંબ કરતું હતું આ પક્ષી ને યુગવીશલ સ્તરે એવું ઉપનામ આપ્યું હતું પણ ઉમેગે તેની વર્તણૂક નો અને જીવન પ્રાણી નું વધુ અભ્યાસ કરવાનું જરૂરી હતું ચોમાસા ના મંડાણ વખતે ભારત ની visit લેવાનો માટે અરબી સમુદ્ર ને તથા હિન્દ મહાસાગર ને ઓળગવાનો ક્રમ શા માટે કહે છે ચોમાસું કયા દિવસે શરૂ થવાનો છે તે દિન ના

વધ્યા બાદ જરૂરી બનતો ખોરક નો વધુ પુરવઠો ચોમાસા માં મળી રહે છે બીજા સવાલ નો જવાબ ફક્ત એ કે પ્રતિયુદ હજીતો તેનો જવાબ પતો લગાય શકયા નથી ચોમાસા નાં મંડાણ નું સચોટ weather forecast કરી જાણનાર અને પુષ્કળ ખોરાક મેળવાની ખાતરી સાથે હરિયાણા વરસાદી પ્રદેશ તરફ લાંબુ ઋતુ પ્રવાહ ખેચનાર ચાતક જેવા બીજા કેટલાક પ્રાણી પક્ષીઓ છે વર્ષે પેહલા સંશોધકો ને જેટલી ફોનો દ્વારા જાણવા મળ્યું કે હાથીઓનું ટોળું અનેક કિલોમીટર છેક રહેલા હાથી સમુદાય સાથે વાર્તાલાપ કરી શકે છે આનું માધ્યમ low-frequency છે વિજ્ઞા વિજ્ઞાનિકો આફ્રિકી હાથી ની સહનશકિત વિષે ઑ અને વિશિષ્ટ પાંચ થી સાત વર્ષ સુધી કરેલા research બાદ જાણવા મળ્યું તેનો નિષ્કર્ષ તેમણે વિસ્તૃત અભ્યાસ લેખન તરીકે october બે હજાર ચૌદ માં પ્રગટ કર્યું સંશોધકો research માટે આફ્રિકી દેશના નડીબીયા ના ચૌદ હાથીઓ જીતે સાથે એ રહ્યા દરેક હાથી જુદા ટોળાં નો હતો ઍટલે કે ટોળાં કુલ ચૌદ હતા બધા એક મેક થી સ્વતંત્ર હતા સંશોધકો એ વરસાદ ની સ્થિતિ ને લગતી Insert તેમજ બતાવતા હવામાન ઉગ્ર સાથે પોતાના મુલતવી સાધન નું જોડાણ પણ સ્થાપ્યું ગૌરવપૂણ છે સમયગાળો january થી march નો પસંદ કર્યો કેમ કે ત્રણ મહિના દરમિયાન નાદિયા ના હસી થઈ વરસાદ ના જાપટા પડતાં સંશોધકો એ GPS ના આધારે જોયું કે સીધી લીટી માં પણ આગળ વધતું ટોળું ક્યારેક પહોંચતું રેખા બદલી ડાબી કે જમણી તરફ વળી જતું

સાથે હાથીઓ જે ટોળાં પ્રવાસ માર્ગ સર સરખાવ્યો ત્યારે એવા હેરાન પામ્યા માત્ર નજીક માં નહિ પરંતુ વધુ માં વધુ બસો ચાલીશ કિલોમીટર છેવટે વરસાદ પડતો હોય તો પણ સુપ્રકન ના હાથી તેનો અવાજ જીલી લે આખું ટોળું તેની દિશા માં ચાલવા માડતું હતું માનવ જેવી વાત નો હતી પણ સંશોધનોનું તેન તેના સિવાય બીજું શું અર્થઘટન કરવું એ સવાલ હતો અને જે સંશોધક નું એકેય પ્રકારે અર્થઘટન કરવાનું ન સુજે તેવુંય ટૂંકુ વર્ણન જરા

અહી હાથી ની પુષ્કળ આ આબાદી છે કુબેર ની આડોઅડ વાયેવ્યે લિલેતપિયે નામના પ્રદેશ માં હજારો ગજરાજો રહે છે ચીનીસ તો આફ્રિકી છે પરંતુ વર્તણૂક ની બાબત માં જરા અલગ પડે આ હાથી સ્તૂરવર્તી વરસાદ પર આધાર રાખતા નથી પરંતુ ઋતુ પ્રવાસી ચાતક ના મામલા માં હુજ્યું જેમ વરસાદ જાણે કે તેની રાહ જોતો હોય છે ચોમાસું દક્ષિણપૂર્વે ખૂબ છેટે ના વર્ષો માં પ્રદેશ ના બારકડે ડકોર મારતું હોય તેના થોડા દિવસ પેહલા હાથી ના ટોળે ટોળાં ત્યાં જવા નીકળી પડે છે

આવી ક્યારેક મેઘરાજો તેમનું સ્વાગત કરવા તૈયાર હોય આમાં બે ત્રણ વર દિવસો કરતાં વધુ સમર વધુ સમય ફરક પડતો નથી

આ સર્ણાટયી વંશી અને બહુવંશી અ પ્રાણી આફ્રીકી નામે છે નિયત નિયમિતપણે discovey channel જોતાં હો તો આગળ બહુ વર્ણન કરવું નું રહેતુ નથી પણ ઋતુ સાથે વિગવેશના ઋતુ પ્રવાસ નું કોઇ પાછળ દોરા જેવો સબંધ જરા દ્રષ્ટાંત પહી જોઈએ પૂર્વ આફ્રીકી પ્રદેશ સવાર ના મા july મહિને ચોમાસું વાદળો ઉચ્ચ તરફ જાઈ અને પ્રખર તાપ માં પ્રદેશ ધ્યાન બનવા માંડે તેના થોડા દિવસો પેહલા કોરે ઘાડા ઉતરે કે ન્યા મસાઈ મારા national માર્ગ તરફ દોટ મૂકે છે હાડા માં આશરે પંદર લાખ વિશ વિશ છે national park માં દર વર્ષ ત્રણસો પીચોતેર પ્રજાતિઓના વિદેશી પક્ષી ઑ જોવા મળે છે ત્યાં શિવમંદિર ને લી લીધે પડ્યું છે તેનું નામ ઘણાખરા નું આગમન શિયાળાના આરંભે થાય છે તો અમુક પંખીડા ચોમાસું બેસવાના સમયે આવે છે આ મુલાકાતી ઑમાં જેમના આગમન ની વાટ અતિથી તુમ કબ આવોગે જેવી આતુરતા સાથે જોવાય છે યુરોપ માં ઋતુ પ્રવાસી ઘોડા નું નામ આગમન વસંત ઋતુ ની પધરામણી થયા નું ચિહ્ન ગણાય છે જ્યારે રાજસ્થાન ના હરકપૂર માં આગમન થી ઘોડા તો અ pilote bar ગણાય છે વરસાદ ની સાંકેતિક છડી પુકારનાર સજીવો માં clip સૃષ્ટિ ના કેટલાક સભ્યો પણ સમાવેશ થાય છે આપણે ત્યાં પશ્ચિમ ઘાટ ના પ્રવાસો માં ચોમાસા વખતે મુશળધાર વરસાદ થી હોય છે લગભગ અરબ પ્રાણી પંખીઑ માટે તે હેલી આખા પ્રદેશ ને અન્નકૂટમાં ફેરવી નાખે છે પણ કીડી મકોડી માટે જે આફત પલખે જીવી હોય છે હરિયાળી મોસમ માં ચો તરફ ખોરાક ભર્યો ભર્યો હોય છે કીડી મકોડા માટે સુલભ નથી હોતો તે કારણો થી પશ્ચિમ ઘાટ તેની વર્ષો માટે જાણીતી છે આ જાત ના વરસાદ નુ સરેરાશ ચીકુ ચાર millimeter વ્યાસ નું હોય Good morning સુપ્રભાતમ્ આજે જે છે શનિવારનો દિવસ છે અને ગુજરાત Virtual શાળાની અંદર આપણે દર શનિવારે જે છે એ વિજ્ઞાન વિશે ગણિત વિશે અને અંગ્રેજી વિષય જે છે એ દરેકે વિષયની એકમ કસોટી નું આયોજન કરતા હોઈએ છીએ આજે એકમ કસોટી જે છે એનું આયોજન આપણે દર વખત કરતા હોઈએ છીએ. અને તેની લીંક પણ ત્યાં આપણી જ્યાં live program છે ત્યાં જોવા મળતો હોય છે હવે આપણે જે આજે ધોરણ નવ પ્રકરણ સાત સજીવોમાં વિવિધતા અંગેની જે test છે. તેના અંદર જે કહેવામાં આવે છે એ કષ્ટની અંદર printing mistake રહી ગયેલી છે તો એ બધા વિદ્યાર્થીઓએ આ mistake સુધારી લેવી કે એની અંદર આ તંતુમય શબ્દ જે છે એ પૃષ્ઠ નંબર જે નવું છે તેની અંદર જે કહેવામાં આવે છે તંતુમય શબ્દ જે છે એ આપવાનો રહી ગયેલ છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ તેની નોંધ રાખવી અને તેના જવાબ જે છે એને અનુરૂપ આપવાના છે ફરીથી વિદ્યાર્થી મિત્રો આપને જણાવીશ કે આજે જે આપણી એકમ કસોટી છે આ એકમ કસોટી ની અંદર જે નવમો પ્રશ્ન છે તેની અંદર આ એક શબ્દની જે છે typical mistake જે રહી ગયેલી છે typical કે

જવાબ આપશો વિદ્યાર્થી મિત્રો હવે આ વાત તમારે ધ્યાન રાખવાની છે હવે જે વાત કરીશું તો આપણી જે કહેવામાં આવે એકમ કસોટી જે છે તે કેવી રીતે આપણે લઈશું. તેની વાત કરીશું તો આપ જોઈ શકો છો હાલ live program જે છે ચાલી રહેલો છે તેને આપણે જ્યારે આ રીતે ઉપર લઈ જઈએ છીએ youtube ઉપર જ્યારે તમે જોઈ શકો છો ગુજરાત ઈ class જે છે ગુજરાત ઈ class આવે છે તેની અંદર જઈ જુદા જુદા જે કહેવામાં આવે છે આ રીતે આ મોટા મોટા જે કહેવામાં આવે છે line માં લખેલું છે તમે આ રીતે જોઈ શકો છો કે ગુજરાતી class અને ગુજરાત જે કહેવામાં આવે છે એ class ની અંદર જે કહેવામાં આવે છે.

કે આ બાજુ જે છે એની size ની અંદર જે કહેવામાં આવે છે એ આપને જુદા જુદા અહીં લિંક મોકલેલ છે બરોબર આપ જોઈ શકો છો સૌથી ઉપરના ભાગે ગુજરાત ઈ class લખેલ છે અને એ જ્યારે ગુજરાત એક class આપણે જોઈએ છીએ તો એની નીચે જુદા જુદા જે કહેવામાં આવે છે એ આ pump લખેલા છે. જુદી જુદી લીંક લખેલી છે અને તે જ નીક ની અંદર આજે જુદી જુદી લીંક છે તે પૈકીની તમારે જે કહેવામાં આવે છે ચોથી લિંક જે છે કે

કેમ જલ્દી તમારા marks આવશે અહીં તમે શરૂઆત થઈ ચૂકેલ છે અગિયાર અને બે થઈ ગયેલી છે પરીક્ષા ચાલુ થઈ ગયેલી છે exam ની લીંક આપણને આ રીતે જોવા મળે છે. કે ચોથી લીંક જે છે એ exam ની લીંક છે આપણે તે લિંક જોઈએ તો એસ ટી પી સી એલ crack પછી જે કહેવામાં આવે છે એચ test ટુ ટુ સ્લેશ ડબલ્યુ ડબલ્યુ School Academy ગુજરાત જે છે ડોટ ઓઆરજી આજે ચોથી લીંક છે તે પરીક્ષાની લીંક છે અને તે આપણને જે આ રીતે કહેવામાં આવે છે youtube ઉપરથી પ્રાપ્ત છે. આપ જોઈ શકો છો કે અહીં જે ચોથી જે લિંક છે તો શાની લીંક છે જે ચોથી લિંક છે તે આ રીતે exam લિંક છે એ બધાએ જોવાની છે અને જે કહેવામાં આવે છે. અમે જ્યારે આ રીતે exam ની લીંક ઉપર તમે click મારો છો તું તરત જ જે કહેવામાં આવે છે તો એ તરત જ જ્યારે તમે exam ની લીંક ઓપન કરો છો તો

આ તમે જ્યારે exam ની લીંક open કરો છો ત્યારે બરોબર આપણે એ આ live જોઈ રહ્યા અને જ્યારે આપણે આ રીતે exam ની લીંક જ્યારે open કરીએ છીએ ત્યારે જે કહેવામાં આવે. કે શું થાય છે કે એ exam ની લીંક જે છે એ ધીમે ધીમે તમારી જે exam ની લીંક open થશે બધાને જે કહેવામાં આવે છે. તે તમે જોઈ શકો છો આ live છે લિંક છે એટલે આપણે તેનું ધ્યાન રાખીશું કે આ જો હોય problem તો solve થશે અને આ રીતે લિંક જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે જોઈ શકો છો. કે આ રીતે કે શું પૂછે છે તેની અંદર પહેલી જે માહિતી માંગે છે તો તમે જોઈ શકો છો પહેલી માહિતી જે છે જિલ્લા ની માહિતી છે આપણે કયા જિલ્લા થી છીએ. તેની પૂછતા જો આપણે કરવાની છે અહીં તમે જ્યારે જિલ્લાની select કરો છો તો ગુજરાતના જે સમગ્ર જિલ્લાઓ છે દરેકનું list આવે છે આપ કયા જિલ્લામાંથી છો. તેની તમારી પસંદગી કરવાની છે જેમ કે અમે ગાંધીનગરના છીએ તો આ રીતે ગાંધીનગરની અને select કરીશું તો ધ્યાને કહેવામાં આવે છે. એની પૂરતા અને પછી જે કહેવામાં આવે છે કે તે ધીમે ધીમે ની અંદર માહિતી ભરાતી જશે અને પછી જે કહેવામાં આવે છે એ ધ્યાન રાખવાનું છે આ માહિતી બધી

સાથે સાથે તાલુકાના સ્પષ્ટતા કર્યા બાદ તમે શું કરો છો શાળાનું નામ આવે છે તો તમે કઈ શાળામાં છો તો એ શાળા જે છે. આ રીતે select કરશો. તો ઉપર તાલુકો select કર્યો હશે તો શાળા જે છે એ પ્રમાણે આવશે અને શાળા જે છે આવશે તો તમારે જ્યારે શાળાનું નામ આવશે તો એના પછી જે કહેવામાં આવે છે તે શાળાના નામ પછી આપણે ત્યાં ધોરણ નું list આવશે આપણે બધા ધોરણ નવ માં છીએ આપણે ધોરણ નવ select કરવાનું છે ધોરણ નવ select કર્યા બાદ શું થશે કે તમે તમારા School ની અંદર તમારું નામ ક્યાં છે તે જોવાનું છે તમે અગાઉ પણ આપને જણાવેલું કે તમારું જે યુ ડાયસ code હોય છે બરોબર જે યુવરાજ code જે છે એ તમને યાદ હોવું જોઈએ એટલે જો તેનાથી સીધું જ આ બધું આવી જતું હોય છે વિદ્યાર્થીનું નામ આવી ગયા બાદ આપણે શું કરવાનું છે? તે mobile number તમારો લખવાનું છે પછી તે વાસ આવે છે capture code જે છે તે લખશો તો પછી જે છે આ test તમારી ચાલુ થઈ જશે. કે તમારે જે કહેવામાં આવે છે કે આ test તમારી આ રીતે આપવાનું છે બરોબર આશા છે કે દરેક વિદ્યાર્થી આ રીતે લિંકમાં કઈ રીતે જોડાવું તે સમજી ગયા છે. પછી જે કહેવામાં આવે છે કે તેઓ ફટાફટ પોતાની જે કહેવામાં આવે છે માહિતી ભરશે અને જે કહેવામાં આવે છે ખૂબ જ ઝડપથી test આપશે અને test આપી દે જે કહેવામાં આવે છે પચાસ માંથી પચાસ ગુણ લાવશે એવી આશા છે માટે તે કહેવામાં આવે છે કે તમારે આ રીતે લિંક open કરીને એ form તમારે ભરવાનું છે ને start જે થઈ જાય એટલે તમારે ખૂબ જ ઝડપથી test જે છે એ કરવાની છે અને જે કહેવામાં આવે છે કે test ચાલુ કરશો તો એ રીતે આવી જાય છે બરાબર હાલ જે કહેવામાં આવે છે. exam ની જે લીક છે તે ગુજરાતમાં દરેક દ્વારા કહેવામાં આવે છે મોકલવામાં આવેલ છે. એટલે આપણે ફટાફટ તેના live chat ની અંદર આ test ની અંદર કઈ રીતે જોડાવું તો તે દર્શાવેલું છે તો જે કહેવામાં આવે તેની અંદર આપણે આ જોઇન થઈશું. અને જે કહેવામાં આવે છે કે એ જે પરીક્ષા ખૂબ જ કહેવામાં આવે છે શાંતિથી આપીશું આપણે સમય પાલન કરવાનું છે. આ લીંક ફક્ત જે કહેવામાં આવે છે કે વિસર્ગ મિનિટ સુધી ખુલ્લી રહેશે અને ત્યારબાદ જે કહેવામાં આવે છે લિંક જે છે બંધ થશે માટે જે કહેવામાં આવે છે સમય પાલન સાથે ચીવટતાથી આપડે જવાબ આપવાનો છે. અને જે કહેવામાં આવે છે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવાના છે. બરાબર એટલે આપણે જે આ શીલા ચૌધરી નામની વિદ્યાર્થીનીએ test complete કરી દીધેલ છે angle ગાંધીએ પણ એ રીતે દંડ કરી લીધેલું છે ઘણા વિદ્યાર્થીઓ જુઓ કેટલા ઝડપથી આ test પૂરી કરી રહેલા છે. દરેકે દરેક વિદ્યાર્થીઓ રહેલા છે બાકીના જે બધા વિદ્યાર્થીઓ જોઈન થઈને જે કહેવામાં આવે છે.

દરેકે દરેક વિદ્યાર્થી કાવ્ય પટેલની test complete થઈ ગયેલી છે સુનિતા પરમાર ની પટેલ ધ્રુવી ની આ દરેકે દરેક વિદ્યાર્થીઓને test complete થઈ ગયેલી છે બધાને અભિનંદન. કેટલાક વિદ્યાર્થીઓ તો એટલા ઉત્સાહી છે કે ભાઈ તેઓને દસ માંથી દસ ગુણ મેળવેલા છે ખુબ સરસ ખૂબ સરસ નિત્ય પંચાલ જાગૃતિ પટેલ બધા જે બધા વિદ્યાર્થીઓ તેમની test પૂરી કરી રહેલા છે બરોબર અહીં જે તમારી જે કહેવામાં આવે છે લિંક પર capture code આ બધું ભરીને ભરસાતો test ચાલુ થઈ જશે. પૂરી કરી છે test પૂરી કરી છે અનુભાઈ રાયકાએ નિરાલી પટેલ જીયાકુલકર અર્ચના ભાનુશાલી આવાજે દરેકે દરેક વિદ્યાર્થીઓએ test તેમની

ખૂબ તમે બધા પ્રગતિ કરશો એવી અમને આશા છે કહેવામાં આવે છે અહીં જે કહેવામાં આવે છે સોનલ વરિયા જે છે એ એમને કંઈક લખેલું છે તમારે જે છે. કરવાનું છે જીગર પણ લખેલું છે કે test પૂરી કરેલ છે test પૂરી કરીને જે કહેવામાં આવે છે દસમાંથી દસ ગુણ પ્રાપ્ત કરેલા છે એવું લખતા હોય છે જાગૃતિ પટેલ રાજુ કોલ અને એવા જે ઘણા ઘણા વિદ્યાર્થીઓ જે છે એમને test પૂરું કરીને બરાબર દરેકે દરેક વિદ્યાર્થીએ આ રીતે test પૂરી કરે અત્યારે વીસ સુધી તો આપણે પછી આગળ વધીશું એટલે કે દરેકે દરેક વિદ્યાર્થીએ જે છે એ આ રીતે જોડાયેલા છે રીના વ્યાસ પછી લાખાણી પ્રફુલ ભગાભાઈ આ દરેકે દરેક વિદ્યાર્થીઓએ તેમની test પૂરી કરેલી છે બરોબર ખુબ સરસ અભિનંદન અને જે કહેવામાં આવે છે. જ્યારે પણ આ test નું આયોજન થાય ત્યારે આપણે જે કહેવામાં આવે છે જોડાઈશું.

ખુબ સરસ બધા જવાબ આપી રહેલા છો અને જે કહેવામાં આવે છે કે દરેકે દરેક વિદ્યાર્થીઓ આ રીતે test પૂરી કરે અને જે કહેવામાં આવે છે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરે છે exam ની લીંક આપણે આપણા જે chat ની અંદર જોતા જ રહીએ છીએ તમારે exam ની લીંક open કરીને ફટાફટ જે કહેવામાં આવે છે એ તમારા પ્રશ્નોના જવાબ આપતા રહેવાના છે અને જો આ રીતે જવાબ આપશો. આપણી પાસે હજુ પણ જે કહેવામાં આવે છે આઠ મિનિટનો સમય છે આ આઠ મિનિટ નો સદુપયોગ અને આઠ મિનિટનો સાદ ઉપયોગ કરીને આ જે ગુણ પ્રાપ્ત. બરોબર અહીં જે નિશા સચ complete થઈ ગયેલા છે લાખાણી પ્રફુલના train યાદવ પણ એવું કહે છે કે મારા સંજના જાદવ દસ આઉટ ઓફ દસ એટલે જે કહેવામાં આવે છે ખુબ સરસ તમે બધાએ પ્રયત્ન કર્યો છે બધાને જે કહેવામાં આવે છે એ અભિનંદન congratulations

અને આપણું જે રીતે સારું પ્રદર્શન હવે કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સાહેબ result ક્યારે? તો આપ સૌ જે છે.

પ્રથમ તાસ વિશે વિજ્ઞાન વિશે વિજ્ઞાનનું result ગણિત હોય તો ગણિતનું result અને અંગ્રેજી હોય તો અંગ્રેજીનું result એમ દરેકે દરેક વિષયનું result અને આ રીતે જે કહેવામાં આવે છે કે એ અમે મુકતા હોઈએ છીએ દરેકે દરેક વિદ્યાર્થીઓ એ પણ અમે એ ચાલુ class ની અંદર બતાવતા હોઈએ છીએ કે student ઓફ ગુજરાત જે છે એ ગુજરાતની અંદર ગુજરાત virtual શાળાનું જે આપણે આયોજન કરી રહેલા છે તો એની અંદર આ top ten ધોરણ નવ ના વિદ્યાર્થીઓ કયા કયા છે તો એ આપણે એ જોઈશું. ઘણા ઘણા વિદ્યાર્થીઓ કહેવામાં આવે છે test પૂરી કરી ચૂક્યા છે બરોબર અને જે વિદ્યાર્થીઓએ test પૂરું કર્યું છે એ અનુસાર કહેવાનું બતાવી રહ્યા છે એ અમે. આ test પૂરી કરેલ છે જેની પણ test complete થઈ ચૂકેલી છે અને જે કહેવામાં આવે છે તે બતાવશે એટલે જ એ કહેવામાં આવે છે. જીવવિજ્ઞાન તો ખૂબ જ ઓછી subject છે. છે આપણે આપણી પ્રકૃતિનું આસપાસ જે છે જે અવલોકન કરીએ છીએ જે પ્રકૃતિ દર્શન કરીએ છીએ એના માંથી જ આપણે શીખવાનું છે અને લખવાનું છે બરોબર એટલે જ એ કહેવામાં આવે છે કે આપણે જે છે જીવ વિજ્ઞાન ખૂબ જ subject છે જ્યારે જીવ વિજ્ઞાનનો ભાગ હોય છે તો એ જીવ વિજ્ઞાન ની અંદર જે સફેદ જે કહેવામાં આવે છે એ શબ્દોને જો એના ઉપર ભાર આપીએ એને વ્યાખ્યાયિત કરશો. તો તમારે જે સો ટકા કહેવામાં આવે છે સારા ગુણ પ્રાપ્ત થશે જોઈ રહ્યો છું કે ઘણા ખરા વિદ્યાર્થીઓ test ચૂકેલી છે ઓકે લખેલું છે તમારે સો ટકા અને જે કહેવામાં આવે છે ten out of ten ten out of ten ઘણા બધા વિદ્યાર્થીઓ બોલી રહેલા છે એ બધાની ten out of ten બધાને અભિનંદન જે છે બરોબર હજુ પણ ચાર મિનિટ છે. અને આ ચાર મિનિટની અંદર જે કહેવામાં આવે છે કે આપણે taste complete કરી શકીએ છીએ બરોબર આપણી પાસે હજુ પણ જે કહેવામાં આવે છે ચાર મિનિટ છે અને આ ચાર મિનિટની અંદર જે કહેવામાં આવે આપણે એ test આપીશું અને જે કહેવામાં આવે છે કે સારા ગુણ પ્રાપ્ત કરી શકીશું બરોબર એટલે એ વસ્તુનું એ મુદ્દા નું આપણે ધ્યાન રાખીશું બરોબર બીજું જે કહેવામાં આવે છે કે આપણે એની તૈયારી એ રીતે કરતા રહીશું હજુ જે કહેવામાં આવે જે test હોય છે એ test ની અંદર જ્યારે આપણે આ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે youtube નો ઉપયોગ કરીને આપણું શાળાનું જે live chat જોતા હોઈએ છીએ એની નીચે જુદી જુદી લીંક જે છે એ આપેલી છે. એનો આપણે ઉપયોગ કરવાનો છે તમે હવે અહીં લખેલું છે exam ની લીંક ની નીચે જે કહેવામાં આવે છે તમે જોઈ શકો છો કે અમારા જેવા ઘણા ખરા તજજ્ઞ જે છે. જુદા જુદા જે વિષયના શિક્ષકો એમાં એમનું જે presentation જે છે live class ની અંદર જે હોય છે તે આ રીતે જ આવતું હોય છે કે તમે જ્યારે live class નું જે કહેવામાં આવે છે. પછી એ open કરો છો ત્યારે એની અંદર શું થાય છે ગુજરાતી medium નું જે છે આપણે બધા ગુજરાતી medium ના class કરી રહેલા છીએ તો એની અંદર આ રીતે કે જુદા જુદા જે વિષયના જે તજજ્ઞો આવે છે એ તજજ્ઞોના જે material છે એ અહીં મૂકેલા છે આપણે ધોરણ નવ ના વિદ્યાર્થીઓ છીએ એટલે અહીં આપણે નવની લીંક જે છે એ open કરીશું જ્યારે આપણે ધોરણ નવ ની લીંક open કરીએ છીએ તો આપણને આ જે જ્યારે આપણે ધોરણ નવ ની લીંક open કરીએ છીએ એ સમયે જો આ રીતે science subject અને English subject એવા ત્રણ જે કહેવામાં આવે છે. જુદા જુદા subject જોવા મળે છે અને આ જ સજાતીના આ જે વિષયનો જ્યારે આપણે લિંક open કરીએ છીએ ત્યારે આપણને જે જુદા જુદા તજજ્ઞ સાહેબો છે. તજજ્ઞ કરી શકાય તેવો છે એમને જે આ પોતાના presentation આપેલા છે ગુજરાત એક class ની અંદર જે પોતાના જે presentation આપેલા છે તે તમે જોઈ શકો છો અહીં જે આપણા જુદા જુદા તજજ્ઞ સાહેબ જે છે તેઓના નામ લખેલા છે કે લાઈનસરઆજે એમનું પ્રસારણ કઈ તારીખે હતું તેમને કેવું presentation કર્યું છે તેટલું material જે છે તે અહીં મૂકી અહીં તમે જુઓ છો કે પહેલી લિંક જે છે એ feedback form છે feedback form ની અંદર જે તમે તમારા તમને શું ગમ્યું છે એ તમે દર્શાવી શકો છો. સાથે સાથે તમને કેવા મુદ્દાઓ પર જે મુદ્દાઓની સમજ ના પડી હોય તો આ તમે પ્રશ્ન પણ કરી શકો છો. હા આપ જ્યારે તમે આ form ખોલો છો. ત્યારે જે કહેવામાં આવે છે કે બીજું જે લિંક છે તે student question form છે તમને જે મૂંઝવતા જે કહેવામાં આવે છે કે પ્રશ્નોનું અહીં નિરાકરણ થઈ શકે છે student question form આવેલું હોય છે student question form જ્યારે તમે ઓપન કરો છો તો તમને જે પ્રશ્નોની સમજ નથી ખબર પડી. તો તમે ત્યાં લખી શકો છો કે સાહેબ મને આ મુદ્દાની અંદર વધુ પ્રકાશ પાડવા વિનંતી તો આપ જે કહેવામાં આવે છે કે એ તજજ્ઞ સાહેબ શ્રી તેઓનું જે પ્રશ્નોનું નિરાકરણ લાવશે બરોબર હવે જે કહેવામાં આવે છે કે વીસ મિનિટ જે છે પૂરી થવાની આરે છે અને આપણી test જે છે એ ટૂંક સમયની અંદર પૂરી થશે એટલે જે પણ કંઈ વિદ્યાર્થીઓની જે બાકી છે પરીક્ષા તે ફરી પરીક્ષા આપી દેશે બરોબર એટલે એનું જે કહેવામાં આવે છે આપણે ધ્યાન રાખવાનું છે આપણી જે live chat જે છે એ live chat ની અંદર અહીં ઘણી વખત લિંક જે છે મુકેલ છે અને એ બધાએ ઘણા ખરા વિદ્યાર્થીઓએ જે એ test પૂરી કરી છે મમતા અગ્રવાલ નિત્યાદમયંતી મનીષા પટેલ સાવંત પરમાર પાર્થ સોલંકી રિદ્ધિ બારીયા આનંદ મિસ્ત્રી કલ્પના નકુમ આ જુદા જુદા વિદ્યાર્થીઓ એ પોતાની test

અભિનંદન હવે જે કહેવામાં આવે છે કે હવે જે વાત છે અહીં test જે છે સંપૂર્ણ થયેલ છે અને જે કહેવામાં આવે છે કે આપણે test પૂર્ણ થઈ ગયેલ છે તો હવે એના solution ઉપર હવે આપણે જઈએ.

જે પ્રકરણ number કહેવામાં આવે છે સાત સજીવોમાં વિવિધતા અંગેની હતી રહી હતી જોઈ રહ્યા છો ઘણા ખરા વિદ્યાર્થીઓએ ten out of ten ten out of ten લખેલું છે બધાને અભિનંદન. આપણે વાત કરીશું તો આજે જુદા જુદા પ્રશ્નો છે એ પ્રશ્નોના solution આ હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે તે પ્રશ્નો ની ચર્ચા કરતા હોઈએ છીએ અહીં લખાઈ જાય ત્યારે જે કહેવામાં આવે છે તમારે ફરીથી જવાબ આપવાનો છે અને જે કહેવામાં આવે છે તે આપણે જોઇશું. અહીં જે કહેવામાં આવે છે તે પહેલો જ પ્રશ્ન હતો કે પંચ સૃષ્ટિ વર્ગીકરણ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું? બરોબર તો અહીં જે કહેવામાં આવે છે. છે કે પહેલો વિકલ્પ જે છે તે પહેલો વિકલ્પ જે છે બીજો વિકલ્પ છે અંશ હેકર ત્રીજો વિકલ્પ છે રોબર્ટ વિટેકર છે. કાલ ભુજ બરોબર તો દરેકે દરેક વિદ્યાર્થીએ જણાવવાનું કે તેનો સાચો વિકલ્પ કયો છે તો એ સાચો વિકલ્પ જે છે એ આપણે લખવાનો છે. શું થશે કે આપણે આ તો આપણે અને સરળતાથી કહી શકીએ છીએ હું જોઈ રહ્યો છું દરેકે દરેક વિદ્યાર્થીના મોટાભાગના વિદ્યાર્થીઓના result જે છે એ પાછા આવી રહેલા છે.

એ જે કહેવામાં આવે છે. આ રીતે સી વિકલ્પ છે બરોબર રોબર્ટ વિટેકર નામના વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપેલું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક નો સી વિકલ્પ સાચો છે પંચ સૃષ્ટિ જે વર્ગીકરણ હતી મોઢેરા પ્રોટીસ્ટા ભૂખ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ

કે હવે જે વાત આવે છે તે ત્રીજો પ્રશ્ન વાત આવે છે કે જ્યારે આપણે આ વર્ગીકરણની જે અદાનું ક્રમિક સંરચના જોઈ હતી તો એ સમયે જે કહેવામાં આવે છે. કે આપને જુદા જુદા પદાર્થોનું જે પ્રમાણ છે. એ step by step એના પગથિયાં આપને દર્શાવ્યા હતા. હવે જે બીજો પ્રશ્ન છે આ બીજા પ્રશ્નમાં માં જે વિકલ્પ દર્શાવેલા છે પહેલો વિકલ્પ શું કહે છે સૃષ્ટિ કુલ ગોત્ર વર્ગ અને જાતિ બીજો વિકલ્પ કહે છે. સૃષ્ટિ વર્ગ ગોત્ર જાતિ અને જાતિ તે ત્રીજો વિકલ્પ છે સૃષ્ટિ ગોત્ર વર્ગ અને જાતિ પછી પ્રજા પ્રજાતિ ચોથો વિકલ્પ છે સૃષ્ટિ વર્ગ વિભાગ કુળ અને ગોત્ર તો વિદ્યાર્થી મિત્રો તમારે જે કહેવામાં આવે છે. એ આનો સાચો જવાબ આપવાના આપવાનું છે કે તેનો સાચો જવાબ શું આવે તો એ જવાબ છે જે તમારે આપવાનો છે દરેક હું જોઈ રહ્યો છું આ રીતે live chat ની અંદર દરેકે દરેક મોટાભાગના વિદ્યાર્થીઓ નો એક જ જવાબ આવી રહેલો છે. મને લાગે છે કે આ વખતે બધાના જે દસ ten out of ten એટલે fifty out of fifty આવશે પરંતુ સમય પાલન અનુસાર જે top ten આવે તે અનુસાર તમે જોઈ શકો છો કે આ જ બીજો પ્રશ્ન છે એ બીજા પ્રશ્નનો જવાબ શું આવે?

પછી વર્ગ ગોત્ર પ્રજાતિ અને જાતિ જેમ આ રીતે જે કહેવામાં આવે છે. કે આપણી જે વર્ગીકરણની અદા અનુક્રમિત શરતના જોવા મળે છે એટલે કે એનો ડી વિકલ્પ જે છે તે સાચો છે હવે જે વાત કરીશું તો ત્રીજો પ્રશ્ન આવશે જો પ્રશ્ન જે છે એને અહીં વાત દર્શાવેલી છે. બરોબર ત્રીજો પ્રશ્ન જે છે એની વાત અહીં દર્શાવેલી છે કે આપણે જે સૃષ્ટિ છે એ કઈ સૃષ્ટિમાં એટલે મોનેરાનું જે સમાવેશ છે. એ કઈ સૃષ્ટિમાં થતો હોય છે. તો તે તમારે જે કહેવામાં આવે છે એનું લખવાનું છે કે આ છે એ એક કોષીય સુકોષી સજીવ છે. કે આદિ કોષ કેન્દ્રી bacteria છે કે એ બહુ કોષ કેન્દ્રીય ફૂગ છે તે જે કહેવામાં આવે છે. જે બહુકોષીય પ્રાણી છે બરોબર આ જે ત્રણ જે આજે ત્રણ જે બીજા પ્રશ્નોનું ચાર વિકલ્પમાંથી તમારે જે કહેવામાં આવે છે સાચો વિકલ્પ લખવાનો છે હું જોઈ રહ્યો છું કે live chat ની અંદર ઘણા વિદ્યાર્થીઓના સાચા જવાબ આવી રહેલા છે બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ પ્રયત્ન કરી રહેલા છે દરેકને અભિનંદન તેઓ આ રીતે જ્યારે પણ આ રીતે virtual શાળાની પરીક્ષા અને આ રીતે જ્યારે તેનું જે નિરાકરણ થતું હોય છે solution થતું હોય છે તો તમારે આ રીતે બધાએ ભાગ લેવાનો છે ઠીક છે અને તેઓના જવાબ ત્વરિત લખવાના છે કારણ કે ત્વરિત સફળતાના માર્ગ આપણે આ રીતે જલ્દી આવતા હોય છે તમારે જે કહેવામાં આવે છે બીજા પ્રશ્નની અંદર જે છે શું છે વનરા જે કહેવામાં આવે છે આ રીતે આદિ કોષના કેન્દ્રીય bacteria બરોબર